લીબરઓફીસ મેઠ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે શ્રેણીક એટલે કે મેટ્રિક્સ લખવું અને કોઈ એક ચોક્કસ અક્ષર પર સમીકરણો સંરેખિત કરવા
આ માટે ચાલો સૌ પ્રથમ આપણું રાઈટર ડોક્યુમેન્ટ ઉદાહરણ mathexample1ઓડીટી ખોલીએ જે આપણે આગળના ટ્યુટોરીયલમાં બનાવેલ હતું
આગળના બધા સૂત્રોના ઉદાહરણ ની નોંધ લો જે આપણે મેઠની મદદથી લખેલ હતા
ચાલો હવે ડોક્યુમેન્ટના છેલ્લા પૃષ્ઠ ઉપર જઈએ અને નવા પૃષ્ઠ પર જવા માટે કન્ટ્રોલ Enter કળ દબાવીએ
ચાલો ઇન્સર્ટ મેનુ પછી ઓબ્જેક્ટ અને પછી ફોર્મ્યુલા પર ક્લિક કરીને મેઠ ને બોલાવીએ
ગણિતમાં શ્રેણીક નંબરો અથવા ચિહ્નોનું એક લંબચોરસ અરે છે જે એલિમેન્ટ તરીકે ઓળખાય છે
મેઠ પાસે શ્રેણીક અને તેના એલિમેન્ટની પંક્તિઓ અને સ્તંભોનું પ્રતિનિધિત્વ કરવા માટે અલગ માર્કઅપ છે
સમય બચાવવા માટે મારી પાસે પહેલેથી જ લેખિત ઉદાહરણો છે
હું તેમને કાપીશ અને ચોતાડીશ
હવે આપણે શીખીશું કે 2 એક્સ 3 શ્રેણિક કેવી રીતે લખવું
આ શ્રેણીકને 2 પંક્તિઓ અને 3 સ્તંભો છે
આપણે મેટ્રિક્સ માર્કઅપ નો ઉપયોગ કરીશું અને ફોર્મ્યુલા એડિટર વિન્ડોમાં કર્લી કૌંસ અંદર તેના બધા એલિમેન્ટનો સમાવેશ કરો
નોંધ લો કે પંક્તિમાં એલિમેન્ટ એક હેશ ચિહ્ન દ્વારા અલગ થયેલ છે
અને પંક્તિઓ બે હેશ ચિહ્નો દ્વારા અલગ પડે છે
શ્રેણીકને કૌંસમાં બંધ કરવા માટે સાદા કૌંસ એટલે કે નો ઉપયોગ કરો
હવે નોંધ લો કે કૌંસ ટૂંકા છે અને તે સંપૂર્ણપણે શ્રેણીકના તમામ એલિમેન્ટ આવરી નથી શકતા
તેઓ દરેક એલિમેન્ટના માપ સમાન છે તેથી તે શ્રેણીકના માપથી સ્કેલેબલ નથી
આ ઉકેલવા માટે આપણે લેફ્ટ અને રાઇટ શબ્દો વાપરી શકીએ છીએ
તેથી કૌંસ સ્કેલેબલ બનાવવા માટે ઓપન કૌંસ પેહલા લેફ્ટ અને બંધ કૌંસ પહેલાં રાઇટ મૂકવામાં આવે છે
ચાલો હું આગામી ઉદાહરણ કોપી અને પેસ્ટ કરું
તેથી 4 બાય 1 શ્રેણીક સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે દેખાશે
રાઈટર ગ્રે બોક્સમાં સ્કેલેબલ કૌંસની નોંધ લો
શ્રેણીક માટે માર્કઅપ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે છે
અહીં આપણે સાદા કૌંસના એટલે કે બદલે ચોરસ કૌંસ એટલે કે પણ વાપરી શકીએ છીએ
તેથી શ્રેણીક માર્કઅપની મદદથી આપણે કોઈપણ પરિમાણોના શ્રેણીક લખી શકીએ છીએ
ચાલો હવે શ્રેણીકના સરવાળા નું એક ઉદાહરણ લખીએ
ચાલો ફોર્મ્યુલા એડિટર વિન્ડોમાં નવી લીટી પર જઈએ
આપણે બે ખાલી લીટીઓ ઉમેરવા માટે એન્ટર કળ દબાવી શકીએ છીએ
પ્રથમ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે 2એક્સ3 શ્રેણીકના બે ઉદાહરણ બાજુ બાજુમાં લખીએ
આગળ ચાલો સરવાળો સૂચવવા માટે આ બે શ્રેણીક વચ્ચે એક વત્તાનું ચિહ્ન ઉમેરીએ
આ કરવા માટે આપણે રાઈટરન ગ્રે બોક્સમાં બે શ્રેણીક વચ્ચેની જગ્યા પર ક્લિક કરી કરી શકીએ છીએ
નોંધ લો કે ફોર્મ્યુલા એડિટર વિન્ડો માં કર્સર આશરે અહીં બે શ્રેણીક માર્કઅપ વચ્ચે મૂકવામાં આવ્યું છે
આ બે શ્રેણીક વચ્ચે વત્તા લખો
તો ત્યાં વત્તા નું ચિહ્ન આવ્યું છે
આગળ ચાલો ઇક્વલ ટીઓ ચિહ્ન વધુ અંતરાલ સાથે અંતે ઉમેરીએ
અને પછી જમણી બાજુ પર સરવાળો સૂચવતો ત્રીજો શ્રેણીક આવે છે
નોંધ લો કે આપણે આપણા ઉદાહરણમાં ગ્રીક અક્ષરોનો ઉપયોગ કર્યો છે
તો આ છે બે શ્રેણીક ના સરવાળા નું પરિણામ
ચાલો આપણું કામ સંગ્રહીયે
આગળ ચાલો હવે કોઈ એક નંબર દ્વારા શ્રેણિકનો ગુણાકાર કરવા માટેનું ઉદાહરણ જોઈએ
આપણે 2એક્સ3 શ્રેણીક લખીશું અને તેને 4 દ્વારા ગુણાકાર કરીશું
આપણે પ્રથમ શ્રેણિકને અનુસરીને 4 ટાઇમ્સ લખીશું
ચાલો હું શ્રેણિકને કોપી કરું અને ફેવ અંદર પેસ્ટ કરું
આગળ ચાલો ઇક્વલ ટીઓ ચિહ્ન વધુ અંતરાલ સાથે અંતે ઉમેરીએ
શ્રેણિક ગુણાકાર અનુસરીને
હું શ્રેણિક ગુણાકાર માટેના માર્કઅપ કોપી અને પેસ્ટ કરું છું
2એક્સ3 શ્રેણિક ને કોઈ એક આંકડા સાથે ગુણતા એક સંખ્યા મળે છે
હવે આપણે ફોર્મેટ મેનુ પર ક્લિક કરી અને ફોન્ટ ફોન્ટ સાઇઝ્સ એલિગ્નમેન્ટ અથવા સ્પેસિંગ પસંદ કરીને શ્રેણિક ને ફોરમેટ કરી શકીએ છીએ
ઉદાહરણ તરીકે ચાલો સ્પેસિંગ પસંદ કરીએ
જમણી બાજુ પર કેટેગરી ડ્રોપ ડાઉનમાં ચાલો મેટ્રિસિસ પસંદ કરીએ
અને લાઇન સ્પેસિંગ 20 ટકા અને કોલમ્ન સ્પેસિંગ 50 ટકા થી બદલો
ઓક પર ક્લિક કરો
નોંધ લો કે શ્રેણિક અને તેના એલીમેન્ટો સારી રીતે અંતરે છે
ચાલો આપણું કાર્ય ફાઇલ પર અને સવે ક્લિક કરી સંગ્રહ કરીએ
હવે બે અથવા ત્રણ સમીકરણો લખવા અને પછી તેમને ચોક્કસ અક્ષર પર ગોઠવવા માટે પણ આપણે શ્રેણીકો નો ઉપયોગ કરી શકીએ છીએ
ઉદાહરણ તરીકે આપણે સિમલ્ટેનિયસ સમીકરણો લખી અને તેમને ઇક્વલ ટીઓ અક્ષર પર સંરેખિત કરી શકીએ છીએ
ચાલો હવે સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે એ પ્રમાણે સિમલ્ટેનિયસ સમીકરણોનો સમૂહ લખીએ
નોંધ લો કે તેઓ ઇક્વલ ટીઓ અક્ષર પર સંપૂર્ણપણે ગોઠવાયેલ નથી
તેથી તેમને સંરેખિત કરવા માટે અહીં આપણે શ્રેણિક માર્કઅપ વાપરી શકીએ છીએ
આપણે સમીકરણના દરેક ભાગ અલગ કરી શકીએ છીએ અને ભાગોને શ્રેણિક ના એલિમેન્ટો તરીકે લઇ શકીએ છીએ
અહીં 2એક્સ એક ભાગ છે ય એક ભાગ ઇક્વલ ટીઓ અક્ષર એક ભાગ છે અને એ પ્રમાણે
બે વખત enter દબાવો
માર્કઅપ કોપી અને પેસ્ટ કરો
અને આમ નવા માર્કઅપ ચિહ્નો સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તેવા દેખાય છે
અહીં આપણે શ્રેણિક માર્કઅપ વાપર્યું છે સમીકરણના દરેક ભાગને એક એલિમેન્ટ તરીકે લીધેલ છે અને તેમને ચિહ્ન દ્વારા અલગ કરેલ છે
બે સમીકરણો અલગ પાડવા માટે આપણે બે હેશ ચિહ્નોનો ઉપયોગ કર્યો છે
તો સમીકરણોના સમૂહ સંપૂર્ણપણે ગોઠવાયેલ છે
ચાલો સમીકરણોનો અન્ય સમૂહ લખીએ
અહીં ચાલો ધારીએ કે ઇક્વલ ટીઓ અક્ષરની ડાબી અને જમણી તરફ ભાગોની સંખ્યા સમાન નથી
સ્ક્રીન પરના સમીકરણોની નોંધ લો તેઓ ઇક્વલ ટીઓ અક્ષર પર ગોઠવાયેલ નથી
ચાલો તેમને ગોઠવવા માટે માર્કઅપ ફરી લખીએ
બે વખત enter દબાવો
હું માર્કઅપ કોપી અને પેસ્ટ કરું છું
તેથી અહીં આપણે ભાગો ને ઇક્વલ ટીઓ અક્ષર ની ડાબી અને જમણી તરફ ગોઠવવા માટે અલિગ્ન આર અને અલિગ્ન એલ નો ઉપયોગ કર્યો છે
અને હવે તેઓ સંપૂર્ણપણે ગોઠવાયેલ સમીકરણોના સમૂહ છે
અહીં તમારા માટે અસાઈનમેન્ટ છે એક 3એક્સ1 શ્રેણિક ને 2એક્સ3 શ્રેણિક દ્વારા ગુણાકાર કરવા માટેના પગલાંઓ લખો
ફોન્ટ માપ અને અંતર બદલવા માટે ફોર્મેટિંગ નો ઉપયોગ કરો
ત્રણ સમીકરણોનો સમૂહ લખો
ઇક્વલ ટીઓ અક્ષર ખાતે સમીકરણો ગોઠવો
અહીં લીબરઓફીસ મેઠમાં શ્રેણિક અને સમીકરણો કેવી રીતે ગોઠવવા તે પરનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે શીખ્યા શ્રેણીક એટલે કે મેટ્રિક્સ લખવું અને કોઈ એક ચોક્કસ અક્ષર પર સમીકરણો સંરેખિત કરવા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
જોડવા બદલ આભાર